આ એક નદી છે નદીની આજુબાજુ ઝાડ છે.

એક મોટો ગાઉન છે ગાઉન માં ઘણા રમતો રમે છે.

આ એક હોટલ દેખાય છે હોટલ માં ત્રણ પલંગ દેખાય છે.

નીચે ગાડી પાર્કિંગ છે ગાડી પાર્કિંગ ની અંદર બહુ બધી ગાડી ઊભી છે.

આ એક રેસ્ટોરન છે રેસ્ટોરન માં આજુબાજુ ટેબલો ખુરશીઓ ગોઠવવામાં આવ્યા સે.

સોફા બી સાઈડ માં મૂયક્યા છે ઉપર સીલીંગ માં લાઈટો લાગી છે આજુબાજુ આજુબાજુ એ_સી લાગી છે.

કુદરતી દ્રશ્યો સે આજુબાજુ જંગલ છે નાના મોટા ઝાડ છે.

એક ઇકો કાર ઊભી છે એક વાઈટ કલરનો ટેમ્પો પો ઘાસના પોડા ભરેલો ઉભો છે.

સફેદ કલર ની ચેવટી ગુલાબી કલર ની ચેવટી જાંબલી કલર ની ચેવટી ને પીરા કલર નો ગલગોટાનો ચે હાર છે.

અ લાલ રંગની ઢજા છે આવવા જવાનો ડરવાજો છે લીલા કલર નો બંગલો છે.

આ એક સામી વિવેકાન લખેલું મકાન દેખાય છે.

એક રોડ છે રોડ ઉપર બહુ બધી રીક્ષા છે સ્કૂટરો છે.

એક ભાઈ ફોન ઉપર વાત કરે છે આજુબાજુ લાલ પીરા રંગનુ લીલા પીરા રંગનુ સજાવેલું છે.